પદમાવત નથી જોયું યાર પદમાવત તો કેટલી મસ્ત છે પછી આવ્યું જોયું આપળે યાર

અરે યાર તમે યાર picture જોવાના તો જોવા નહી બાજીરાવ મસ્તાની કેટલી જોરદાર છે યાર એની અંદર યાર રણવીર રણવીર છે યાર રણવીર એ તો દિલ જીતી

હા રણવીર સિંગ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

અરે કઈ નહિ યાર એજ આપડું જુનું કામ બસ અર presentation બનાવી રહ્યો છું આજની model technology વિષે by the way તારા પાસે કઈ નવા idea હોય કે ને મને તો હું મારા project ના અંદર add કરું કે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 હા તો બરાબર છે કેમ કે જો ને કે વર્ષો પેલા કેવું હતું કે લોકો બળદ ગાડામાં સવારી કરતા ઘોડા ગાડી એ બધું હતું પણ હવે શું થઇ ગયું કે modern transfer technology છે કે તમે અ કોઈ પણ જગ્યા એ એકદમ ઓછા સમયમા પોહચી શકો તેવા national highway બની ગયા છે ને એવી technology બની ગયી જેમ કે bullet train technology એ પણ એક fastest train છે એના સાથે એક modern car જેમ કે tesla જેવી અ અદભુત ગાડીઓ છે જે તમને અપના મંતવ્ય સ્થાન પર પહોચાડી શકે છે આ બધું એકદમ અ ફટાફટ બદલાઈ ગયું છે ને અને એના સાથે સાથે આપડે રોજ બરોજ ની technology વિષે વાત કરીએ phone માં smart watch મા tv આ બધું પણ આવી ગયું છે શું કેવું હા એતો તારી વાત સાચી છે અને હું એમ પણ વિચારતો હતો કે આ બધું મતલબ હજુ તો સરુઆત છે જેમ જેમ હજુ વર્ષો તેમ તેમ હજુ તો નવું આવતું જ હશે જે રીતે આમ આપડે જે phone use કરીએ છીએ એની અંદર આપડે touch કરીએ છીએ કે જ્યારે future માં આપડે આપદા હાથ ના ઇસરા થી કશું ભી વસ્તુ મતલબ અંદર આપડે press કરી શકીએ છીએ

હા મેં આના વિશે વાંચ્યું હતું કે જો વર્ષો પેલા કેવું હતું કે લોકો એ વિચાર્યું પણ નતુ કે એવી કોઈ technology કે એવા કોઈ phone આવશે કે હાથમાં રાખીને keypad વાળા button દબાઈ ને આપડે કોઈ ને contact કરી શકીએ છીએ કેમ કે પેલા wire વાલા phone હતા telephone lines હતી ને અમુક ચોક્કસ જ number હતા અને એકદમ limit મા વાત થઇ જતી હતી એક રૂપિયા માં દસ second થી પંદર second પણ હવે એવું રહ્યું નથી હવે તો keypad વાલા phone નો જમાનો પણ જતો રહ્યો છે keypad પછી શું થયું છે કે smart phone આપની આંગળી થી smart phone કરી શકીએ છીએ screen ઉપર જ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 હા એ વાત તો તારી સાચી છે હા એના સિવાય પણ તે કહ્યું ને કે tesla તો મતલબ tesla ભી એક ક્રાંતિકારી શોધ થઇ છે આજના વર્ષમા કારણ કે tesla ના અંદર કેવું છે કે driver less car છે તો એની અંદર મતલબ

હા એ મને લાગે છે પણ મને તો એવું લાગે છે કે કેવું હોય કે બહાર ના દેશો માં એકદમ modern grossmodern stretline કે બધું lights ઉપર હોય છે એકદમ stope light start light green light એ બધું પણ india માં એવું હોતું નથી india માં તો ગામડાના જે રસ્તા હોય છે ત્યાં આવું બધું કઈ હોતું નથી તો મને લાગે છે driver less car જે પોતાના sensor થી ચાલે છે તેને બહુ અકસ્માત સર્જી સકે છે

છે એ હજુ મતલબ weak છે એ જ્યારે હજુ modern થશે ધીમે ધીમે મતલબ નવા રસ્તા બનશે નવા sensor વાળા એ મતલબ lights ને બધું આવશે traffic ના નિયમો શુધરસે ત્યારે આપડે tesla લાવસુ હા એ એ તમારો બહુ સારો idea છે કે એ બધું વગી થાય તો પણ એના સાથે જો અ ભાનુપ્રતાપ કે કેવું હોય કે અ smart watch નું તું ઉદાહરણ લઇલે પહેલા તો આપડે heart beat માટે માપવા હોય કે blood pressure છે blood temperature કે શરીંર નું temperature છે કઈ પણ જાણવું હોય તો શું કરવું પડતું કે doctor પાસે જવું પડતું પણ હવે એવું રહ્યું નથી હવે તો આપડે smart watch થી જ બધું control કરી શકીએ છીએ જાની શકીએ છીએ ખાલી second માં હા એ વાત તો તારી સાચી કે apple એ પણ મતલબ છે તો એની જે series eightseries seven જે બધી smart watch છે તો મતલબ એ ખુબજ accuret હોય છે માપવાનું અંદર કારણ કે મારી જોડે series eight ની જે watch છે એક નું work છે તો હું જોઈ સકું છું કે મેં કેટલી celory burn કરી અને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

america મા એક માણસ ને અચાનક heart attack અને તે પોતે ઘરે એકલો હતો તો તેની મટે emergency મોકલી દીધો નજીક ની hospital માં અને તેનો staff અને ambulance આવી ને તે માણસ ને બચાઈ દીધો કે તું વિચારી શકે કે technology માણસ ને કેટલી હદ સુધી માણસ ને મદદરૂપ હા એતો લેખ મારા news paper માં વાંચ્યો હતો કે પછી એ માણસે apple company ને મતલબ એક સારા એવા સંદેશો મોકલ્યો હતો અને ધન્યવાદ લકીને એક latter પણ મોકલ્યો હતો પોતાની life એને save કરી company એ તો મારા ખ્યાલ થી એ વાત તો સાચી છે કે medical field માં પણ technology ખુબજ કામની છે કારણ કે આજ કાલ ભીઓ મતલબ કેવાય ને કે નવા નવા જે રોગ આયા ને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

કે પેલા car સામાન્ય હતી કે diesel engine થી ચાલતી હતી કે petrol engine થી તો તેને અંદર એટલી બધી fesility ન તી પણ અત્યાર ની car મા પિન

Ovan પણ અમુક વાર હોય છે શું જોઈએ car માં બધું જ આવે છે જે ઘરમાં હોય છે એ બધી fesility car મા available હોય છે એના સાથે electrical vehical ev engine તે light થી car ચાલે છે જે pollution પણ clear કરે છે કેટલાક pollution ના arthenetic wave એના સાથે જો બીજું કઈ જોવા જઈએ તો smart tv એ આપના daily life technology ને આપદા phone થી connect કરી શકીએ છીએ અને જે છે એને રજુ આપડે જોઈ શકીએ છીએ પેહલા કેવું હતું કે cable હોય તે જે નક્કી કરે એ જોઈ શકે અને advertisement પણ આવે પણ હવે એવું રહ્યું નથી google ની વાત કરીએ કે phone ની વાત કરીએ તો પહેલા એમ હતું કે અત્યારે ને અત્યારે મરે project ઉપર કમ કરવું છે તો હું online અને દોસ્તારો સાથે તપ કરીને હું અલગ થી કરી સકું છું પેલા એવું નતુ પેલા તો કોઈ pesefik book પડે specifik libeary હવે એવું નથી હવે તો just click off the button ખાલી દુનિયાની કોઈ પણ information નીકાળી શકો હા એ વાત તો તારી સાચી છે કે મતલબ કોઈ ભી book read કરવી હોય તો એની pdf આપણને આરામ થી મળી જાય છે પણ બીજી વસ્તુ એ કે મતલબ કે જે આવો impact છે તે film industry મા વધાર દેખાય છે કારણ કે આપડે મતલબ જે મતલબ આપડે જ thirdparty apllicationapplication છે એ એ મતલબ જે movies કે series હોય તે link થઇ જાય છે એટલે એના એનામાં જે producer હોય director હોય એટલે ખુબજ મોટો જાતકો લાગે છે કારણ કે movie reels ના બે ત્રણ દીવસમા આપદા mobile મા આવી જાય છે એટલા માટે જે લોકો વધારે income

create નથી કરી સકતા તો મારા ખ્યાલ થી અમુક વાર technology નો મતલબ દુર ઉપયોગ પણ થતો હોય છે પછી વખતે off course સાચી વાત છે તમારી ક technology પણ એ આપડે સાઈડમાં રાખીએ એ topic પણ discuss માટે પણ બહુજ time છે અને એની સાથે સાથે જો તે વાત કરી movie theater ની તમે three d glasses કે જે three d visualization હોય જે theater માં પેલા કેવું હોતું કે લોકો projector પણ ક્યાંક સરુઆત થી લેવાની હતી લોકો કઈક મજા ના કરી સકતા પણ હવે તો projector પછી જે hd audio હોય છે dollby audio હોય છે આ બધી system technology ના કારણે theater મા આવે છે અને દર્શકો ખુબજ આનદ માલતા હોય છે અ three d three d movie વિષે તમે સાંભળ્યું હશે હા સાંભળ્યું જ છે અને three d movie ત્યારે મારી city મા પેલી વાર આવી ને મેજ પેલી વાર જોઈતી કારણ કે એ three d movie નો મતલબ ticket પણ ખુબજ મોગી હતી arround હજાર કે પાંચ હજાર જેવી હતી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 હા એ બહુ સરસ કેવાય કે તમે એની help કરી પણ તમે three d exprees વિષે નહિ સાંભળ્યું કે તેમાં કેવું હોય કે આપણે જાને movie હોય એ રીતે આપને લાગે તો પેલા jans ની વાત કરીએ તો પેલા બધા out going activice કરતા પણ technology બદલાઈ છે અને સમય બદલાયા છો બધા phone મા video game રમવા મડ્યા પણ હવે તો video game કે તમે જ્યારે game માં પોતે જ lead વી આરની મદદ થી એ virtual realityworld મા enter કરી શકો છો અને ત્યાં પોતાના game નો આનંદ પણ ઉઠાવી શકો છો

એકદમ up to date level છે અને આજ થી જો દસ વર્ષ પેહલા આપને વાત કરીએ તો આવું કઈ હતું જ ની મતલબ એ વસ્તુ ખુબ મોગી છે પણ છતાં જે પૈસા ની કિમત પૂરે પૂરી ચુકવે છે આપણને તો મારા ખ્યાલ થી technology સારી છે આમ વિચારવા જઈએ કે આપડા time pass માટે કે આપડે કઈ નવું શીખવું હોય તો મારા ખ્યાલ થી best છે હા અને હવે આપડે વાત કરીએ પૈસા કમાવાની તો કેવું હોય છે કે પૈસા પેલા તો લોકોની બહુ ખુબજ મજૂરી કરવી પડતી હતી અને એટલી બધી મજૂરી કરતા પણ લોકો ને એકદમ ઓછા પૈસા મળતા હતા જેમ કે ગધા મજુરી કરવા જતા industry મા કામ કરતા અને business કરતા કે કોઈ પણ હવે એવું રહ્યું નથી હવે શું થઇ ગયું છે કે લોકો online earning કરી શકે છે જેમકે કોઈ digital marketing ના course કરી શકે છે stock market માં invest કરી શકે છે પોતાના ઘરે બેઠા એની સાથે સાથે શું કરે કે online gaming ની વાત કરીએ કે કેટલાક એવા youtber છે જે online gaming ના video streem કરે છે live અને તેમની streem કેવી રીતે ઉપડશે રજુ કરે છે તેના થી પણ તે earning કરી સકે છે તેની સાથે તમે વિચારો કે કઈ રીતે earning બીજી રીતે કરી સકાય જેમ કે youtube કોઈ વાતમાં તમને quetion હોય કોઈ વાત મા તમે interested હોય તો તમે એના news blog લખીને તમે share કરી શકો છો અને અ તમે પૈસા પણ કમાઈ શકો છો તો એની અલગ બીજી વાત કરીએ કે online marketing કેવું તો તમે કઈ જાણો છો કે online earning ના રસ્તા વિશે આ મતલબ મને ખ્યાલ છે કે online મતલબ કઈ રીતે પૈસા કમાઈ શકીએ પણ હું એ ડીસા મા હજુ કશું વિચારતો નથી કારણ કે મારા પપ્પા જોડે ખુબજ પૈસા છે એટલા માટે મારે કશું કરવાની જરૂર જ નથી પડતી એટલે હું બધી જનજત મા પાડવા જ નથી માગતો

ના ના કસુજ નહિ મને એ કહું તો છું મને એ બધી વાતો મા interest નથી કારણ કે તેમાં ban થવાના chances ખુબજ છે એટલા માટે હું એ લોકો પર ભરોસો નથી કરતો અને આવી બધી skim મા ભી ભરોસો નથી કરતો હા એ બધું પૂછે જ પણ work from home હોય છે એ બધું ચાલી જાય તો તમે અત્યારના આધુનિક machine નો ની વાત કરો કે પેલા કેવું હતું કે label work વાળું industry માં industry faculty મા કેવું હતું કે લોકો ખુબ મજુરી કરતા અને packing કે ગમે તે આ બધામાં label work એટલે emploment પણ technology આવી છે વિવિધ પ્રકારના machine નો આવે છે industry મા તો total machine બધે machine મેં હમણાં એક video જોયો તો કે બધું machine કામ કરતા હતા તો emploment rate પણ dicrise થાય છે હા એ તારી વાત સાચી છે કે employment rate પણ dicrise થાયે છે પણ અગર બીજી રીતે જોવા જઈએ જે machine કામ કાજ છે અને મનુષ્ય ધ્વારા કરવામાં આવ્યું કામ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

પણ સાથે સાથે employment ના મતલબ જે rate છે એ ભી મતલબ ઘટે છે તો એના માટે કઈક solution તો હોવું જ જોઈએ એ વસ્તુ તો છે પણ તમે જુઓ કે અત્યારે માણસ technology પર કેટલો depend આવ્યો છે કે સવારે ઉઠે તો alarm મુકીને ઉઠ્યો હોય પછી reminder set કરે કે અત્યારે આ કામ કરવાનું છે todo list એ ગમે તે માનો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 તો મને લાગે છે કે અમુક એવા માણસો પણ હોય છે કે જ્યાં

memory sharp હતી અને હવે આ બધું રહ્યું નથી બાળકો ની memory પર અસર કરતી હોય છે હા તારી વાત સાચી છે ફરમાન પણ તે આ તે ખોટું કહું વાક્ય કે આજકાલ અમુક લોકો હું example લઉં તો હું રોજ યોગા કરું છું બરાબર તો મારું મગજ એકદમ sharp તો મારે મતલબ alarm મુકવાની જરૂર પડતી જ નથી હું mobile મા જેમ ઓછો use કરું છું ખાલી કઈ કામ હોય કોઈના જોડે phone પર વાત કરવી હોય તો mobile નો use કરું છું કારણ કે મને ખબર છે કે mobile ની લત ખુબ ખરાબ હોય છે એટલે હું પણ મારા નાના ભાઈ ને એજ સીખવાડતો હોઉં છું કે આ technology છે એ પણ એનો સદ ઉપયોગ કરવાનો છે આપડે એનો દુરઉપયોગ નહિ કરવાનો આપડે તો હું તો એક friend છે તો એને એજ સીખવાડુ છું એતો એક કામ કરીશું આપડે next time મલીસુ technology માટે વધારે discuss કરીશું અત્યારે મરે થોડું કામ છે હું જઈ રહ્યો છું ચાલો bye બાળકના મનમાં માતાનું સ્થાન અનન્ય હોય છે. ખુબ જ મુશ્કેલીઓથી થી બાળકને થી માતા સામંથન યથાશક્તિ પૂર્ણ કરવાનું પ્રયત્ન કરે છે જરૂર જણાય ત્યારે એવી માતા બાળક ને સંસ્કાર તેમ જ કમર મોટી ઉંબરે દરેક બાળક ને થાય છે ત્યારે માતા પ્રતેયનો અહમ પણ વધી જાય છે.

ઘાટિયાની લગતી હંસાએ મારી બા ના કપાળે સાવ નાને થી જ ભીતમાં માથા અફાળી કાઢતા લખાયેલું હતું એમના બાપુ ને ઘરે દામોદમ સાયબી

રોડવાની શાંતિ જવાબદારી બા ના ખંભે આવી પડી કળ સાથે ખેતરની મજૂરી બહુ વેલી વળગી સવારના ચાર વળે દિવસ ઉઠીને ત્યરે અને પછી આ કયારે એનું કય નકકી નહિ આવી ઘર ચલાવતી બાર ચૌદમા વર્ષે વિલાયત ગામમાં પટેલના દીકરા એમને કોઈ ઓળખ નોતી બાને તો વનમાં ગયા અને વનમાળી હતો દાદાની દાદાના સોર નો સાથ જો ગામ ન જીલી શક્યું હોય તો બા ની સુ ગલતી મોસમે મોસમ ની ચીજો વેંચતા બરફ થી માંડી ને બોર નું બાપુ રોકાળ કરે ધંધો બદલતા શબ્દ નું નામ લઈને માનતા રાખવાનો આંકડો થયો પણ આવક માં જજો ફેર ન પડ્યો એવડી ને એવડી જ રહી પગ લાંબા થતા જાય ચારસો રૂપિયાની આવક અને અમે પાંચ ભાઈ બહેન ઉમય રહ્યા હતા વિખરી જામે ન બાપુ આસપાસના બધું જ વગેરે કરે અમારું દવાખાનાનું હદબારુ હતું અમારે કોઈ પાડોસી નોતા ઓગણીસો ને ત્યાસીમાં લીધી જયારે ખબર નતી પડતી ત્યરે બા અમને વાત જોતી બેસી રહે બાપુ આવે ન આવે પણ કય ઠેકાણું નહી રિસાયેલા અકળાયેલા બાપુ આવી વગર ટિકિટે ગાડીમાં ચડી બેઠા છેક સુધી બાળે પાછા આવ્યા અમારું કોઈને એના રણવામાં પથરાવા ન એ સમય કે આખા કાળ માં રાખીને પછી રહેલા નાખવા પડતા તો પણ જુકી કે કેટલી વાર અનુભવી રુમારે છોકરા નિશાળે થી આવીને માં ને ચુપચાપ બેઠેલી જોય સમજી જય બાકી આજ કાંસુ હશે ત્યરે અમે કે માં ચપ છાપ બેઠી છે ને આજે કંઈજ ન હોય કઈ ગોત્યા વગર ખૂણામાં ઘા કરી રમવા બેસી જતા લોકો કહે બાળ તો પણ અમને થઈ સાત આઠ વર્ષ માં એ મારે છૂટી ગયેલી બાળપણ ને નો વહેલો હળવેક થી આ રીતે ચુકેલી કથાથાળ માં વખત તાસ જોડે માણસો સાથ છોડી દેતા એનો અમને નાને થીજ અનુભવ ગાંમી એક માત્ર કરિયાણા ની દુકાન રોડે ચલાવે થોડા યજોડા પૈસા દયને આગુપાછું ચાલે એમાં એકાદ મહિનો કે નહિ દેવાનું બા ચીજું લેવા ગય અને અડધા તેલના પડીકા બંધાવ્યા તેથી પૈસા ની વાત આવી કે ડોકમાંથી કાકડી વળી બાએ આજથી જ સારું કરી તે આંખ બન કરી તેજ રસ્તે દેખાય છે નાબૂદ કાન સમજાય છે અને પડીકા પૈસા ત્યારે લય જશે બા આમ તોટંકાર જેવી વાર કાય બાપા ન કરી શકે એ દિવસ થી એની ઝડપ મનમાં એક ખંભો કર્યો આ સાલે દ્વારકા લાય જાસુ એવી એને ખાતરી છે અને તેને ઘર બે પયડે ચાલવા મહેનત કરશુ કાળે ઉઠી ચા ભાખરી કરી છાણા નો પૂડો લય નીકળી અને કોક દી એકાદ દી બે તને તેડી જાસુ કળકળતી ટાઢ ભલે એ તો હવે કાલ સુધી છે ત્યારે તો ખબર તે સમયે જળી ગયેલા સરકામાં નાતી લગતી અમારી સંગી તેમાં પૂછે કોયના હાથ નું એટલું ખળચું ને ફળીયા માં ખાલી ઠાલવી દે પાણી આરે થી હેલ દસ બાર હેલ પાણી ભરી આવો પછી એમને ઘર માંથી લૂગડાં ધોકાવતી ત્યારે નવ સવા નવ થાય જાય છે ત્યાં તો અમારે રોટલા શાક તૈયાર હોય બધાને નિશાળે વળાવી દુટફુટ ખાય અને ધોકાધુંકો કરી સીવવાની થેલી લઈને ઘડી પાસે પડખેના ગમે ચરિતર ગમે અને સાડા સદા પાંચ છએ પાંચ આવીયે ત્યારે થાળી જોયી બજ્રરના બજા અને બટેટાનું રસાવાળું ખળખળતું શાક હજાર છે અને બાયું તડકડ

પાંચ સાત બાયું નીકળી પડે જે ચારપાંચ પાણી ભારે અને ઉલેચ જુઓ કામગીરી એવી હશે કે એક સળીના બે કટકા ન કરો તો ઘરમાં દાંડો વાલેશ નહિ માથું ખુંચવી રાખે પણ જે ન કરે એટલે બે મને બા કરેવે અને ભૂતના ભાઈ ની જેમ કાઢીયા એવું લાગતું બા બરોબર એટલી વારમાં બા અહીંયા ભેગા કરી ઘરે આવીને પગ ચલાવીને પણ બા તો ખાયને ઠામડાં ઊટકી ને થેલી લઈને મને સંકટ કરી ચારે ફેરા ફર્યા બે થી સમય પણ બા બા વા હારે વાતું કરતી જાય અમારી સંગી કામાતની નીચેનું નું કામ છાણ બળતણ ને ઘર કામ ગામના લૂગડાં સીવતી જાય ગોદડાં કરવાના સેન પાપડ વણવાના ચોમાસે ડિક્તિ અને ડયને પીડવાના બીજા ગલિયા ખૂંદીને ગાદલા કરવાના ઘર ઘર કરવાના આજે સજાનો વધી છે કામ કરનારા પણ વધ્યા છે તે ત્યરે ટાકોટકિ થઈ ત્યરે વિચાર આવ્યો કે બા આ બધું એકલા હાથે કરતી કેવી રીતે કરશે એની પાસે તે જાદુ મુશ્કેલી છે એક હાથે તો હશેજ ને એમને છાણ બળતણ કે વાસણ સિવાયના કામ ભાગ્યેજ અમને તો અમારા બાપા એ નિશાળ ન દેખાડ્યા પણ તમે તો ભણો બા છેલ્લે છેતરાના એટલે એટલે કોયના દાદા એટલો ખેલ નથી પણ બા ને બાટલી માં ઉતારી બો અઘરી છે. મારા બાપુ ને મારી બા વ્યક્તિત્વની મારી બા એકજ એ સામ ચેડવયેલું છે બેયની ઉંચાઈ અને ઉમર જેટલો ફેર છે એટલો જ સ્વભાવ અને સમજણમાં ફેર છે બા જેટલા ગુળવત વાળા હોવાથી રઘવાયા ભોળા અને ભુલકણા હતા પણ બા થી જેટલા ઠંડા દિમાગ ના બા એટલી જ તપેલી ઘડીક વારમાં ભગવાન કાકા જેવી થઈ જય મોજમાં હોય તો ગીતો જ ગગડે રમઝટ બોલાવે અને મગજ છટકે ત્યારે કોઈની નય પોતાને ખરો કરાવે અને તાણ કરે કોયના એના સમું અજાવ ઉઠાવે ભાળીયો એટલે બા બારસો બેહીને અમને ભણવાનો ભારે રસ જોકે બા ને અમારા કરતા નય નંબર સાથે લેવા દેવા અને

અને બા ને ઘાવ બાજરાના દવનું કરતી જોય હરવરતી એ પ્રમાણે વાંચતા શીખી ગયા લખાતાના ણ લખતા ન આવડતું અને વાંચવાની એવી રીતે લાત પડી ગઈ કે આસારામ બધુજ વાંચી કાઢતી રાતે એ અમારી પાસે વંચાવે અને લખતા પરાર ના શીખ્યું એજમાંના માં પોસ્ટ ઓફિસના વાસણ પાણી વાળવાના લઈને ચૌદ રૂપિયા મળતા ઘરમાંથી એક એ ચૌદ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવે દર મહિને કરતા કમાવા વાળાને એમ કહે છે ન આવડે બધા નવા સરખા ને દુનિયા ના કોઈ હળવાના ન હોય એવું કાય નાચડતી થાય જાય આ વર્ષે એમને પૈસા ની કિંમત બરાબર સમજાયી બા એ બધા ન પૈસા ઉછીના વ્યાજે કડીના સાથે બાંશી સૌ બોતેર ચોતેરના ટાકા ચાળે ઉછીના આપનારા દુકાળ પડ્યો રેય અમારી વ્યાજના કુંડાળા માં પગ દેવો પડ્યો અને તોય તમાશો જોયા વગરના રે ન જઈએ એનો સમય જયારે પાકે ત્યારે ગામમાં આખાય વેરશી પાસેથી વ્યાજે લાવે પાંચ હાથ પૂરો હાથમાં રૂપાલનો તોલો સુસ્લિ લાકડીઓ વાળો વેરશી મુખ્ય વડ દેતો પૈસા દેવા આવો ત્યારે મત્સ્ય મીઠું લાગે પણ પાછળ લેવા ટાણે જમનો ભાઈ જોય લ્યો વેરશીની વ્યાજની સરત સાવ સરળ રૂપિયા ન છ મહિનાના એ નો કરે કરતા છ મહિને મુદત પ્લસ ત્રણ સો રૂપિયા દેવાના જોકે એની પાસેજ તમે છ મહિના ત્રણ સો રૂપિયા જ દેવાના એમને એમ ઉભા રહે જોકે વશ ન

જો કે વિનોબાં અને હું માત્ર પાંચ mile નાં જ અંતર આંતરે પડ્યાં છીયે, છતાં બન્ને બન્ને કામમાં ગૂં~ગૂંથાયેલા હોવાથી બંને~બંનેની તબિયત જરાક, લથડેલી હોવાથી એક બીજાને ભાગ્યે જ મળીએ છીયે

કામપત્ર દ્વારા આટોપી લઈએ છીયે, આપણાં શિક્ષણ વિષેનાં છેલ્લાં વિચારો મને બવ જ ગમી ગયાં છે. મારા વિચારો એજ દિશામાં વહે છે ઉદ્ધયોગપ્રોત શિક્ષણ એજ જેથી ભાષા મને ગમતી જ નથી ગમતી જ અ નથી. હું તો ઉદ્ધયોગ શિક્ષણ એવું અદ્વિતીય સમીકરણ માનું છું, શિક્ષણ સ્વાવલંબી થયી શકે છે, એ વિષે મને મુદ્વેલ શંકા નથી. જેમાં સ્વાવલંબન નથી તેને ગામડાંની દ્રષ્ટિએ શિક્ષણ સંજ્ઞા, સંજ્ઞા જ ન આપી શકાય એમ એમ મને તો લાગે છે. આપણાં વિચારોની જાતે આ સંપૂર્ણ સંમત હોવાથી કે વિષે ખાસ લખવાની ઈચ્છા જ નથી થયી. તેનો પ્રયોગ કરવાની ઈચ્છા થય શકે છે, થયી છે, થોડાક થોડોક કર્યો પણ છે. અને ઈશ્વર ની ઈચ્છા હશે તો આ વિષેનો નિર્ણય લેવાની ઉમ્મીદ રાખીશ મજગૂર, મજગૂર વિચાર એવાં એક કાગળમાંથી મે ઉતાર્યો છે. એ વિચારને ને હું બવ મહત્વ આપું છું. કેમ કે, એ દિશામાં કેટલાક પ્રયોગો વિનોબાંએ કર્યા છે, તેટલાં મેં મારા બીજા સાથીયોમાંથી કોઈ ને કર્યાનો મારી જાણમાં નથી. તકલી, તકલી ની ગતિમાં જે ક્રાંતિકારી વધારો થયો છે, તેનાં મૂળમાં પણ વિનોબાની પ્રેરણાં અને એમનો અ~અર્થાત શ્રમ છે. મોટી સંસ્થા ચલાવતા છતાં એમણે આઠ આઠ ને દસ દસ કલાકો રેટીયો ને તકલી ચલાવ્યા છે, અને શિક્ષણમાં એ ઉદ્ધયોગોને પ્રથમ ચીજ એમણે મહત્વનું સ્થાન આપ્યું છે. એટલે જેને મારી માલિક મારી મૌલિક સોચ ગણું છું એટલે કે દ્વારા સ્વાવલંબી શિક્ષણ અને તેની સાથે વિનોબાં, વિનોબાં સહિત સંપૂર્ણપણે સંમત છે, એ મારે માનું તો બહુ ઉચ્ચજક વાત જ છે. અને જેઓ વિનોબાંએ ઓળખે છે તેઓ પણ તેથી પોતાની શ્રદ્ધા જ રદ કરશે અથવા તો નહિ હોય તો શ્રદ્ધા લાવશે એવી આશાએ એમનો મત મે અહિયાં ઉતાર્યો છે

પણ જો તેમનો ટેકો ન મળે તો મારે વિમાસણમાં પડવું જોઇયે. મારા જૂનામાં જૂનાં સાથિયોની જે વાત હું ન સમજાવી શકું એકબીજાની સમજાવવાની આમ આમ આમ કે મૂર્ખાય મૂર્ખાય અથવા દૃષ્ટતાં તો જ ગણાય.

એની સાથે હું કેળવણી મારા વિચારો વિષે પત્ર, પત્ર વ્યવહાર ચલાવી રહ્યો છું. તેણે પરિણામે નીચેનાં પત્ર આવ્યો છે. એ જોઈને વાચનાર પણ રાજી થશે. તેમાં મજગૂર, મજગૂર કાગળ ની સાથે અંગ્રેજીમાં કેટલાક કેટલીક કેટલીક સૂચનાઓ મોકલી હતી એ હું હરીજન હરીજનમાં પ્રગટ, પ્રગટ કરી ચૂક્યો છું. કેળવણીનો બીજો વિધ્યાર્થી કેટલાં અંશે ઉપાડે અને તેમનાં ભવિષ્યમાં સુધારો થયીને તુરંતમાં શરીરને વ્યાયામ મળે, ઉદ્ધયોગોનાં કાર્યમાં વગેરેથી તેમને મનનો વિકાસ કેમ થાય?

ત્યાં આપ કેળવણી ની પરિસદમાં પ્રમુખ પ્રમુખપણું સ્વીકારો સ્વીકારો છો એવાં એવાં ખબર મળે છે એટલે કે આ વિષય પર, આ વિષય ઉપર તૈયાર કરેલી નોધો આપને તુરંત મોકલી આપશુ. મોકલી આપવી એમ લાગે, ગૃહઉધોગની યોજનાઓ અને શાળાઉધોગની યોજનાઓમાં કાંઇજ ફરક નથી. કે શાળાઉધોગને કાચો માલ પૂરો પાડ્યો હોય તો સારું પણ હંમેશ એ બની શકતું નથી. બધી જાતનાં સાચાં અને હાથનાં યંત્રો બનાવનારી સંસ્થા કદાચ સરકારે ઊભી,

સામાન્ય યોજના બનાવી સહું અહી જિલ્લામાં મોકલાવી જોઈશું. અને ક્યાં ત્યાંથી અને કાચો કયો કાચો માલ, સહેલે સાવ મામૂલી કિમતે, કિમતે મળે તે વિગતો મેળવી લઈશું. શહેરોમાં તો ઘણી સગવડો મળશે. ગામડામાં શું થયી શકે? તેનો વિચાર મારા કરતાં વધુ માહિતી ધરાવનારાઑ કરશે. જે ગામમાં નિશાળ જેવુ કઇં નથી ત્યાં તો, ત્યાં તો ઘણી સુગમ, સુગમ વાત છે કે કામ કરવી શકે તેવી વ્યક્તિ પહેલેથી જ નીમવામાં આવે છે. ભણતર ભણાવે અને સાથે કામ કરાવે

પેઢી થાય તો ઘણું જ સારું, આપે પ્રથમ કહ્યું ત્યારે જે ઘણું મુશ્કેલ મુશ્કેલ લાગતું હતું તેનો થોડોક વિચાર થતાં ઉધ્યોગ હતું ઉધ્યોગ હતું બેકારી અને કેળવણી એમ ત્રણ મોટા સવાલોનો, એક સાચે નીરે નીરે સંગઠન કરીને કેમ કે થાય જ થાય તો દેખાવાં માંડીએ, ગયી અઢારમી મી પરિજનમાં એ અધ્યાપકનું લખાણ વાંચ્યા પછી એમ લાગે છે કે કેળવણીમાં એક wastage internet એવું કાઇંક છે, અને તે આપ કહો છો તેમ પ્રથમથી બંધાઈ ગયેલાં ખોટાં વિચારો છે. તેમ પ્રથમથી બંધાઈ ગયેલાં ખોટાં વિચારો છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે પોપટા નળી પર બેસીએ છીયે અને પોતે, ને પોતે તેને પકડી રાખે છે અને પછી કહે છે કે હું, હું તો બંધાયેલો છું.

પરદેશી રાજ્યે કે તકલીફ લીધે નહીં પૈ~પૈસા ઓછાં છે, કેળવણી ઓછી આપો છો, એમ વિદેશી જ કહી શકે છે. મહાસભાનાં રાજ્યોમાં જેનાથી જે બોજો કમાય તેને ખંભો, વિધ્યાર્થીનાં કેટલાક બોજો ખંભી શકે તેની પાર્ટી તપાસ થતાં દેખાશે, કે વ્યવસ્થા થયી શકે એવું હોય તો ઘણું સારું ત્યાં ફાળો કેળવણીનાં ખર્ચમાં તેઓ આપે, અને ઊલટું મોડા થઈને પોતે રાજાઈ મેળવે એવું પણ કાઇંક શીખે. બાળકને કઈ પણ ઉપયોગ હાથ ઉધોગ શાસ્ત્રીએ અને સરકારી ઢબે શીખવો અને તેના શિક્ષણનો આરંભ થાય તે ક્ષણથી તે ક્ષણથી જ એને કાઇંક વસ્તુ પેદા કરવાં,